લીબરઓફીસ ઈમ્પ્રેસ પ્રેઝન્ટેશન જોતા શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આ વિશે શીખીશું જોવાના વિકલ્પો એટલેકે વ્યુ ઓપ્શન્સ અને તેના ઉપયોગો અને મુખ્ય પૃષ્ઠો એટલેકે માસ્ટર પેજીસ અહીં આપણે ઉબન્ટુ લિનક્સ ૧૦૦૪ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
ચાલો પહેલા આપણું સેમ્પલ ઈમ્પ્રેસ નામનું પ્રેઝન્ટેશન બે વાર ક્લિક કરી ખોલીએ
લીબરઓફીસ ઈમ્પ્રેસ ઘણા વ્યુ ઓપ્શન્સ ધરાવે છે જે તમને વધારે સારું પ્રેઝન્ટેશન બનાવવ ખુબ ઉપયોગી નીવડે છે
સામાન્ય રીતે જ્યારે તમે લીબરઓફીસ ઈમ્પ્રેસ શરુ કરો તો તે આવું લાગે છે
આને નોર્મલ વ્યુ કેહવાય છે
જ્યારે પ્રેઝન્ટેશન કોઈ બીજા અન્ય વ્યુ એટલેકે દેખાવમાં હોય નોર્મલ ટેબ ઉપર ક્લિક કરી તમે નોર્મલ વ્યુ ઉપર પાછા જઈ શકો છો
અથવા વ્યુ અને નોર્મલ ઉપર ક્લિક કરી
નોર્મલ વ્યુમાં તમે નવી સ્લાઈડો બનાવી શકો અને સ્લાઈડોમાં ફેરફાર પણ કરી શકો
ઉદાહરણ તરીકેઆપણે સ્લાઈડોની રુરેખા બદલી શકીએ
આના માટેઓવરવ્યુ નામની સ્લાઈડ ઉપર જઈએ
જમણી બાજુએટાસ્ક પેન ઉપરમાસ્ટર પેજીસ સેક્શનઅંડર યુઝ્ડ ઇન ધીઝ પ્રેઝન્ટેશનઆપણે જોઈ શકીએ છીએ કે સ્લાઈડ ડીઝાઈન પીઆરએસ સ્ત્રેટર્જી છે
આના નીચેઆપણે વર્તમાનમાં વપરાયેલ અને વાપરવા માટે ઉપ્લબ્ધ રૂપરેખાઓ જોઈ શકીએ છીએ
મનગમતા કોઈ પણ એક ઉપર ક્લિક કરીએ
વર્કસ્પેસ પેનમાં સ્લાઈડની રૂપરેખામાં આવેલ બદલાવ જુઓ
જોયુંસ્લાઈડની રૂપરેખા બદલવી કેટલી સરળ છે ને
તમે સ્લાઈડો માટે બેકગ્રાઉન્ડ તરીકે બનાવેલ રૂપરેખાઓ પણ ઉમેરી શકો છો
હવે આપણે આઉટલાઈન વ્યુ જોઈશું
તમે આ વ્યુ ઉપર વ્યુ અને પછી આઉટલાઈન ઉપર ક્લિક કરી પણ જઇ શકો છો
અથવા આઉટલાઈન ટેબ ઉપર ક્લિક કરી
આ વ્યુમાંતમે જોઈ શકો છો કે સ્લાઈડો એક પછી એક ગોઠવાયેલ છેજેમ વિષય સૂચીમાં હોય છે
આ અહિયાં સ્લાઈડના શીર્ષકો છે
નોંધલો સ્લાઈડ શીર્ષક ઓવરવ્યુ પ્રકાશિત થયેલ દેખાય છે
આનું કારણ એ છે કે જ્યારે આપણે આઉટલાઈન ટેબ પસંદ કર્યું આપણે આ ઓવરવ્યુ સ્લાઈડ ઉપર હતા
જુઓ આ ચિહ્નો બુલેટ પોઈન્ટ જેવા આકારના દેખાય છે
જો તમે આ બુલેટ પોઈન્ટ્સ ઉપર માઉસ અદ્ધર મુકો છો તોતો કર્સર હાથ આકારનું દેખાય છે
પછી આપણે આ લાઈન આઈટમોને સ્લાઈડની અંદર ફરી ગોઠવવા માટે ઉપર નીચે ખસેડી શકીએ
અથવા સ્લાઈડની બીજી તરફ
ચાલો CTRL અને ઝ દબાવી આ ફેરફારોને અન્ડું કરીએજેથી આપણું પ્રેઝન્ટેશન તેના મૂળભૂત સ્વરૂપમાં પાછુ આવી જાય
આપણે સ્લાઈડોને ફરી ગોઠવવા સ્લાઈડ સોર્ટર વ્યુનો ઉપયોગ કરીએ છીએ
આપણે સ્લાઈડ સોર્ટર વ્યુમાં વ્યુ અને સ્લાઈડ સોર્ટર ઉપર દબાવી જઈ શકીએ છીએ
અથવા સ્લાઈડ સોર્ટર ટેબ ઉપર ક્લિક કરી
આ વ્યુ જોઈતા ક્રમમાં સ્લાઈડોને વર્ગીકૃત કરવા ઉપયોગી છે
ઉદાહરણ તરીકે સ્લાઈડ આંક ૯ અને ૧૦ની અદલાબદલી કરવાસ્લાઈડ આંક ૧૦ને ક્લિક કરીસ્લાઈડ આંક ૯ની આગળ આવે ત્યાં સુધી ખસેડો
હવે માઉસનું બટન છોડી દો
સ્લાઈડ અદલબદલ થઇ જાય છે
નોટ્સ વ્યુમાંતમે નોંધણીઓ લખી શકો છો જે તમને પ્રેઝન્ટેશન દરમ્યાન મદદમાં આવશે
નોટ્સ વ્યુમાં જવાવ્યુ અને પછી નોટ્સ પેજ ઉપર ક્લિક કરીએ
તમે નોટ્સ ટેબ ઉપર પણ ક્લિક કરી શકો છો
સ્લાઈડ પેનમાંથી ડેવલપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટ સ્લાઈડ પસંદ કરીએ
નોટ વિભાગમાં થોડુક લખાણ લખીએ
જ્યારે તમારી સ્લાઈડો પ્રોજેક્ટર ઉપર દેખાડવામાં આવે છે તમે તમારા મોનીટર ઉપર આ નોંધણીઓ હજી જોઈ શકો છો પણ તમારા શ્રોતા નથી જોઈ શકતા
હવે ચાલો નોર્મલ ટેબ ઉપર ક્લિક કરીએ
આપણે ટાસ્ક પેનમાં પ્રેઝન્ટેશનની ગોઠવણી એટલેકે લેઆઉટ બદલી શકીએ છીએ જમણી બાજુ પરલેઆઉટ સેક્શન
ટાસ્ક પેન ને બતાવવા કે છુપાવવા વ્યુ ઉપર ક્લિક કરીટાસ્ક પેન
આ ટાસ્ક પેનને ક્યાંતો બતાવશે અથવા છુપાડશે
ચાલો સ્લાઈડનું લેઆઉટ એટલેકે ગોઠવણી બદલવા લેઆઉટ સેક્શનનો ઉપયોગ કરીએ
ડેવલપમેન્ટ અપ ટુ પ્રેઝન્ટ નામની સ્લાઈડને પસંદ કરીએ
લેઆઉટ સેક્શનમાંથીgtgtકન્ટેન્ટ ઉપરથી ટાઈટલ કન્ટેન્ટ આ સ્લાઈડની ગોઠવણી બદલે છે
અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે આ ટ્યુટોરીયલમાં શીખ્યું વ્યુ ઓપ્શન્સ અને તેના ઉપયોગો અને મુખ્ય પૃષ્ઠો એટલેકે માસ્ટર પેજીસ આ કોમ્રીહેન્સીવ અસાઇનમેન્ટનો પ્રયત્ન કરો
નવું પ્રેઝન્ટેશન બનાવો
એક મુખ્ય પૃષ્ઠ બનાવો જેમાં ઘેરા ભૂરા રંગવાળી પૃષ્ઠભૂમિ અને આછા ભૂરા રંગવાળો શીર્ષકનો વિસ્તાર હોય
આ લિંક ઉપરનો ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરીયલ યોજનાનું જૂથ મૌખિક ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ ઉપર વધુ માહિતી સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ ન્મેઇક્ટ હાઈફન ઇનટ્રો ઉપર ઉપલબ્ધ છે
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું